રૂબી Methodsપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે
આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું મેથોડ શું છે
મેથોડ માટે સિન્ટેક્સ અને આપણે અમુક ઉદાહરણો જોઈશું
અહીં આપણે વાપરી રહ્યા છે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1204 રૂબી 193 લિનક્સ મા તમને ટર્મિનલ અને ટેક્સ્ટ એડિટર વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે
ચાલો હવે મેથડ્સ
ના પરિચય સાથે શરુઆત કરીએ
મેથોડ એ ચોક્કસ ક્રિયા ચલાવવા માટે એક સ્વયં પર્યાપ્ત કાર્યક્રમ છે
રૂબી મેથોડ બીજા પ્રોગ્રામિંગ ભાષાઓમાં થી ખુબ સમાન છે
મેથોડ નેમ લોઅરકેસ અક્ષરથી શરૂ થવું જોઈએ
મેથોડ ને કોલ કરવા માટે પહેલાં વ્યાખ્યાયિત કરવા જોઇએ
ચાલો મેથોડ માટે સિન્ટેક્સ જોઈએ
મેથડ્સ ને વ્યાખ્યાયિત કરવા માટે કીવર્ડ ડીઇએફ ના પછી મેથોડ નામ લખો
આર્ગ્યુમેન્ટ વેલ્યુ સ્પષ્ટ કરે છે જે મેથોડ ની પ્રક્રિયા કરવામાં માટે પાસ કરાય છે
રૂબી કોડ સેક્શન મેથોડ ને રજુ કરે છે જે પ્રક્રિયા કરે છે
મેથોડ ની બોડીને ઉપરથી આ વ્યાખ્યા અને નીચે થી વર્ડ એન્ડ ના દ્વારા સમાપ્ત થાય છે
આ આર્ગ્યુમેન્ટ સાથે મેથડ કહેવાય છે
મેથડ માટે અન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે
લીસ્ટ કીવર્ડ ડીઇએફ પછી મેથોડ નામે અને ખાલી આર્ગ્યુમેન્ટ લીસ્ટ
રૂબી કોડ સેક્શન જે મેથડ ની બોડીને રજુ કરે છે
અને વર્ડ એન્ડ જે મેથડના અંતને ચિન્હિત કરે છે
આને આર્ગ્યુમેન્ટ વિના નું મેથડ કહેવામાં આવે છે
ચાલો જોઈએ મેથડ ને કેવી રીતે વાપરવું
મેં ગેડિટ એડીટર મા પહેલાથીજ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે
ચાલો હું તેને ખોલું
નોંધ લો કે આપણું ફાઈનલ નેમ મેથોડ હાયફેન વિથઆઉટ હાયફેન આર્ગ્યુમેન્ટ ડોટ આરબી છે
મેં ફાઈલને રૂબીપ્રોગ્રામ ફોલ્ડર મા સેવ કરી છે
આ પ્રોગ્રામમાં આપણે મેથડ નો ઉપયોગ બે નંબર ની રકમ ગણતરી કરીશું
ચાલો પ્રોગ્રામ મારફતે જાઓ
અહી આપણે ગ્લોબલ વેરીએબલ એ
ડીકલેર કર્યું છે
અને આપણે તેને વેલ્યુ 5
આપની ને ઈનીશ્યલાઈઝ કર્યું છે
ડોલર સાઇન
ગ્લોબલ વેરીએબલ નેમ પહેલા ડોલર ચિન્હ આપ્યા હોય છે
રૂબી પ્રોગ્રામમા ગ્લોબલ વેરિએબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છેતે ક્યાં ડીકલેર થયું છે તે મ્હ્ત્વ નું નથી
મેં કોઈ પણ આર્ગ્યુંમેન્ટ વગર એડ કહેવાતું મેથડ ડીકલેર કર્યું છે
અહી આપણે યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે પુછીએ છીએ
યુઝર વેલ્યુ દાખલ કરશે
ગેટ્સ મેથોડ કંસોલ પર થી ઈનપુટ મેળવે છે પણ સ્ટ્રીંગ ફોરમેટમા
to i મેથડ વાપરીને આને ઇન્ટિજર ને બદલવું જોઈએ
બદલી થયેલ વેલ્યુ પછી વેરીએબલ બી
મા સંગ્રહિત થાય છે
બી લોકલ વેરીએબલ છે
આં ફક્ત એ વેરીએબલ મા ઉપલબ્ધ છે જ્યાં ડીકલેર થયું છે અહી આપણે ગ્લોબલ વેરીએબલ એ આને વેરીએબલ બી
ની વેલ્યુ ઉમેરીએ છીએ
પછી પરિણામ વેરીએબલ સુમ
મા સંગ્રહિત થાય છે
પછી આપણે સુમ
પ્રિન્ટ કરીશું
આ સ્ટ્રિંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે માર્ગ બતાવે છે
આ સુમ નું કન્ટેન્ટ સ્ટ્રીંગ તરીકે પ્રવેશે છે
અને આઉટર સ્ટ્રીંગ ને અવેજી લે છે
એન્ડ મેથડના અંત ને ચિન્હિત કરે છે
અહી બે પ્રકારના મેથડ છે
user ડિફાઇન્ડ મેથોડ જે આપણું એડ મેથડ છે
pre ડિફાઇન્ડ મેથોડ જે પ્રિન્ટ ગેટ્સ અને to i મેથડ છે
અહી આપને આપણું એડ મેથડ બોલાવીશું
એડીશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે
ચાલો હવે સવે
બટન પર ક્લિક કરો
પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ રૂબીપ્રોગ્રામ ફોલ્ડરમાં સેવ થશે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
Ctrl Alt અને ટી કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે
પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવા માટે આપણને સબડિરેક્ટરી રૂબીપ્રોગ્રામ માં જવું પડશે
તો ટાઈપ કરો સીડી સ્પેસ desktopરૂબીપ્રોગ્રામ અને Enter
હવે ટાઈપ કરો રૂબી સ્પેસ મેથોડ હાયફેન વિથઆઉટ હાયફેન આર્ગ્યુમેન્ટ ડોટ આરબી અને Enter દબાઓ
Enter થે સેકન્ડ નંબર દ્રશ્યમાન થાય છે
આપણે વેલ્યુ 4
તરીકે દાખલ કરીશુંટાઈપ કરો 4 અને enter દબાઓ
આપણને આઉટપુટ આ રીતે મળેશે સુમ ઓએફ ત્વો નંબર્સ 5 એન્ડ 4 ઇસ 9 ચાલો હવે આર્ગ્યુંમેંટ શાથે મેથડના ઉદાહરણ જોઈએ
મેં ગેડિટ માં પ્રોગામ પહેલેથીજ લખ્યો છે ચાલો હું તે ખોલું
નોંધ લો કે આપણી ફાઈલનું નામ મેથોડ હાયફેન વિથ હાયફેન આર્ગ્યુમેન્ટ ડોટ આરબી છે
મેં આ ફાઈલને રૂબીપ્રોગ્રામ ફોલ્ડર અંદર પણ સેવ કરી છે
ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ
અહી મેં એડ
કેહવાતું મેથડ ડીકલેર કર્યું છેab મેથોડ એડ
ના આર્ગ્યુંમેંટ છે
અહી વેલ્યુ એ અને બી ઉમેરાઈ છે
અને સુમ મેથડ કોલ માં ફરીથી પ્રવેશે છે
એન્ડ મેથડ ના અંત ને ચિન્હિત કરે છે
અહી આપણે યુઝરને ઈનપુટ માટે પૂછીએ છીએ
યુઝર વેલ્યુ એ અને બી દાખલ કરશે
વેલ્યુ એ અને બી માં સંગ્રહિત થશે
અહી આપણે એડ મેથોડ ને કોલ કરીશું
પછી આપણે આર્ગ્યુંમેંટ એ અને બી
તરીકે પાસ કરીશું
એડીશનલ ઓપરશન થયા પછી થી મેથોડ એડ નું પરિણામ સી
મા સંગ્રહિત થશે
અહી આપણે સુમ ને પ્રિન્ટ કરીશું જે સી મા
સંગ્રહિત છે
ચાલો આ કોડ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર જાઓ
ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએટાઈપ કરો ક્લિયર અને enter દબાઓ
આપણે પહેલાથી જ રૂબીપ્રોગ્રામ
ના સબડિરેક્ટરી મા છીએ
પહેલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાઓ
મેથોડ હાયફેન વિથઆઉટ હાયફેન આર્ગ્યુમેન્ટસ ડોટ આરબી ને મેથોડ હાયફેન વિથ હાયફેન આર્ગ્યુમેન્ટસ ડોટ આરબી થી બદલો
અને Enter દબાઓ
Enter થે વેલ્યુઝ ઓએફ એ એન્ડ બી દ્રશ્યમાન થાય છે
હું 8 અને 9
દાખલ કરીશ
ટાઈપ કરો 8 અને Enter દબાઓ
ટાઈપ કરો 9 અને Enter દબાઓ
આપણેને આઉટપુટ આ રીતે મળશે
સુમ ઓએફ ત્વો નંબર્સ 8 એન્ડ 9 ઇસ 17
હવે હું તમને રૂબી મેથોડ
નું એક મહત્વનું ફીચર બતાવીશ
ચાલો ટેક્સ્ટ એડિટર પ્રોગ્રામ મા પાછા જઈએ
કી વર્ડ ડીલીટ કરો
હવે સવે બટન પર ક્લિક કરો
ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ પર જાઓ
ચાલો પહેઓલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કીને દબાઓઅને Enter
Enter થે વેલ્યુઝ ઓએફ એ એન્ડ બી દ્રશ્યમાન થાય છે
હું 10 અને 15
દાખલ કરીશ
ટાઈપ કરો 10 Enter દબાઓ ટાઈપ કરો 15 અને Enter દબાઓ
આપણને આઉટપુટ આ રીતે મળશે
સુમ ઓએફ ત્વો નંબર્સ 10 એન્ડ 15 ઇસ 25
આપણે જોઈ શકીએ છીએ રિટર્ન
કીવર્ડ ડીલીટ કર્યા પછી થી પણ કોઈ પણ એરર વિના પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયો
આ એટલા માટે કારણકે મેથોડ
માં ગણતરી કેરલી વેલ્યુ રૂબી આપ મેળે પાછી આપે છે
મા મેથોડ મા રિટર્ન કીવર્ડ ઓપ્શનલ છે
આ આપણને સ્પોકન ટ્યુટોરિયલના અંત મા લઇ જશે
ચાલો સ્લાઈડ પર પાછા જઈએ
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મેથડ્સ વીશે
મેથોડ માટે સિન્ટેક્સ આર્ગ્યુંમેંટ વિનાનું
અને મેથોડ આર્ગ્યુંમેંટ સાથે
મેથોડ થી વેલ્યુ રીટર્ન કરવું
અસાઇનમેન્ટ તરીકે મેથોડ વાપરીને
અને યુઝર ઈનપુટ લઇ
ચોરસ વિસ્તાર ગણતરી કરવા માટે પ્રોગ્રામ લખો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે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
જે આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે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
જોડાવા બદલ અભાર